અરજી form ભરેલ છે તેમાં હજુ કોઈ સુધારા વધારા કરવા હોય તો ફરીથી screen ઉપર આવી જવાનું રહેશે અને ત્યાં અહીં menu માં assessment નું option જોવા મળશે. તેના ઉપર click કરશો તો નીચે submenu open થઇ જશે. તેમાં જે અહીં second નંબરનું option જોવા

application નંબર આપવામાં આવશે એટલે કે assessment ID નંબર આપવામાં આવશે. તે ID નંબર અહીં તમારે type કરી દેવાનો રહેશે. Form ભરતી વખતે તમે જે તે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર અહીં તમારે type કરી દેવાનો રહેશે. ત્યાર પછી show ના option ઉપર click કરશો તો તમે જેવી રીતે form ભરેલ છે તે form open થઇ જશે. તેમાં તમને જે કોઈ સુધારો વધારો કરવા માંગતા હોય તે

ફરીથી on-screen ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે citizen assessment નો option જોવા મળી છે, તેના ઉપર click કરશો તો print assessment નો option જોવા મળશે. તે option ઉપર તમારે click કરી દેવાનું રહેશે. જેથી કરી તમારી સામે આ મુજબની screen જે છે open થઇ જશે. અહીં તમને બે option જે છે જોવા મળશે કે તમે જે assessment ની print કાઢવા માંગો છો તે કોના આધારે તમારે print કાઢવી છે assessment ID નંબરના આધારે તમે print કાઢવા માંગો છો કે તમારા નામ તમારા father નું નામ અને તમારા મોબાઈલ નંબર વડે print કાઢવા માંગો છો. તમે જેના વડે print કાઢવા માંગતા હોય તે option ને select કરી દેવાનો રહેશે. આપણે નામ father નું નામ અને મોબાઈલ નંબર ને select કરીશું, તો પહેલું option કરીએ. ત્યાર પછી તમારી પાસે અરજીની માહિતી છે તે માંગશે. જેમ કે તમારા રાજ્યનું નામ શું છે તે અહીંથી select કરી દેવાનું રહેશે. તમારા જિલ્લાનું નામ શું છે તે અહીંથી select કરી દેવાનું રહેશે. તમારું city ક્યુ છે તે અહીંથી select કરવાનું રહેશે. તમારું નામ શું છે તે અહીં મિત્રો તમારે type કરવાનું રહેશે. તમારા father નું નામ શું છે તે અહીં તમારે type કરી દેવાનું રહેશે. તમારો મોબાઈલ નંબર શું છે તે મોબાઈલ નંબર અહીં type કરી દેવાનો રહેશે. ત્યાર પછી submit ના option ઉપર click કરશો, તો તમે જે રીતે form ભરેલ છે તે form open થઇ જશે. તેમાં print નો option હશે. તે print ના option પર click કરશો, તો અરજી form ની print છે તે નીકળી જશે. જો તમે assessment ID નંબર છે તેના વડે તમે print કાઢવા માંગતા હોય તો અહીં મિત્રો જે second નંબર નું option છે તેને તમારે select કરવાનું રહેશે. જેવું તમે તેને select કરશો તો તમારા assessment ID નંબર શું છે તે નંબરને type કરી દેવાના રહેશે. તમારો મોબાઈલ નંબર શું છે તે મોબાઈલ નંબર અહીં type કરી દેવાનો રહેશે. ત્યાર પછી submit ના option ઉપર click કરશો, તો form open થઇ જશે. તેમાં print નો option હશે. Print ના option ઉપર click કરી તમે તમારા form ની print જે છે કાઢી શકશો. તો આ રીતે મિત્રો જે પ્રધાન મંત્રી આવાસ યોજના શહેરી વિસ્તા~

તને તકલીફ થશે સામ છેડે વેરાવળ થી અશ્વિને હસી ને ટકોર કરી તારા જેવા વાટડીયો માણશ કોઈ વાત કરવા કરનાર નહિ મળે તો સજા જેવું લાગશે એની વે~ એની વેરાવળ ટ્રેન ઉભી રહી તરત રિંગ મારજે આવી જશ good night હેમન્ત મોબાઈલ ખિસ્સા માં મૂકી થોડીવાર પછી હળવા આંચકા સાથે ટ્રેન ઉપાડી પેલા જે બે યુવકો ઉભા હતા એ પૈકી એક દોડીને ડબ્બામાં પ્રવેશ્યો બીજોએ એને સ્ટેશને મુકવા આવ્યો હતો. વેરાવળ સામેથી birth ઉપર બેસીને હેબ યુવકે હેમંતને પૂછ્યું હેમાંહ હકારમાં માથું હલાવી ને એમની સામે જોયા પછી પૂછ્યું આ સોમનાથ પહેલાતો કાયમ ભરચક જતો હતો હવે ભીડ નથી રહેતી જનરલ ડબ્બામાંથી થોડી ભીડ રહે બાકી સ્લીપરમા reservation કરનારા મારા તમારા જેવા લોકોની ટ્રાવેલની લશ્કરી બસ માં વધુ મજાક માજા આવે છે વળી સસ્તું પડે મારે તો દર પંદર દિવસે જવાનું હોય એટલે સોમનાથ મેલમાં આરામથી ઉંધી જવાનું કોઈ ટેન્શન નઈ હેમંતની ઉમરનો એક યુવાન પણ વાતુડિયો હતો એમનું નામ સમીર પરસ્પર ઓળખાણ વિધિ પતિ ગઇ ગાંધીગ્રામની બીજા પેસેન્જરો આવશે હેમંતે પૂછ્યું સમીરે નકારમાં માથું ધુણાવ્યુ આપના ડબ્બામાં

ગ્રાંધીગ્રામ આવી જશે ગ્રાંધીગ્રામ એટલે કે તેલીજ બ્રિજ સ્ટેશન બસ ટ્રેન ઉભી રહી સમીરની વાત સાચી હતી ગણી ને ચાર માણશ એમના ડબ્બામાં ચડ્યા એમાંથી ત્રણ આગળ ગયા એક ભાઈ સમીરની બાજુ માં આવી ને બેઠા પોતાની નાની સુટકેશ પણ એમને સીટ ઉપર જ મૂકી એમના ઉપર જમણો હાથ મૂકી જાણે થાકી ગયા હોય એમ એમણે આખો બંધ કરી એક જ વખતે એ ભિખારણ આવીને એક ત્રણેય ની સામે ઉભી રહી મેલાઘેલા છોકરાને કાખમાં તેડીને દયામણી નજરે ત્રણેય ની સામે તાકી રહી સાહેબ આ છોકરું સવારનું ભૂખ્યું છે. તે કરગરી રહી હતી દયા કરો એ કરગરતી હતી. અમે આઠેક મહિનાનું બાળક રડતું હતું નીચે ઉત્તર આ રૂટના અનુભવી સમીરે ઉભા થઈ ને જમણા હાથમાં અંગુઠા અને બીજી આંગળીની ચપટી વગાડી ને આદેશ આપ્યો ફૂટ અહીંથી પેલા નવા આવેલા નાની સુટકેશ વાળા ભાઈએ આખો ખોલી પેલી ભિખારણૉ ને રડતા બાળક સામે જોયું અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું સો રૂપિયાની કડકડતી નોટ એમણે ભિખારણ સામે આ નોટ લય ફટાફટ નીચે ઉતારી જા બહેન ગાડી ઉપાડશે તો તકલીફ થશે એમના અવાજમાં થાક હતો સો રૂપિયાની નોટ લઇ ખુશખુશાલ ભિખારણ ઝડપથી નીચે ઉતારી ગઈ . આ ટ્રેને ગતિ પકડી એ વખતે હેમંત અને સમીર બને આશ્ચર્ય ચકિત નજરે એ ભાઈ સામે ભાઈ સામે અથાવનથી સાઠની ઉમર ચોસઠ ચોરસ ચેહરો સરુયના તડકાથી ઊંધવાની બનેલી ત્વચા થોભિયાંના વાળ સફેદ બાકી ભરાવદાર કાળા વાળ ઉંચાઈ છ ફૂટ જેટલી તો હશે આછા બાદામીરંગનું સફારી એમનું નિરીક્ષણ કરતી વખતે હેમંતની નજર એમની આખો ઉપર અટકી તેમનું વ્યક્તિત્વ

એવું પેહલી નજરે પારખી શકાય આ બધા ભિખાર ભિખારા હરામી હોય છે એમની સામે જોઈ સમીરે ઘૂંઘ ઘૂંઘવાટ ઠાલવીયો તક મળે તો તમારી આ બેગ લઇ રફુચક્કર થઈ જાવ આવાને તો એક પૈસોના આપવો જોઈએ સમીર આક્રમક બની ને બોલતો હતો એ વખતે હેમંતની નજર એ સજ્જનના ચેહરા સામે હતી. એમની આખો માં કઈ એવું હતું કે જોનારને એ મચાવી મૂકે સમીર તો ઉભો ઉભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબતનો ખ્યાલ નોટો હેમંતે ઉભા થઈને એના ખભે હાથ મુક્યો અને તેને નીચે બેસાડ્યો એ વૃદ્ધના ચેહરા સામે નજર પડી કે તરત જ સમીર પણ મૂંગો થઈ ગયો મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે જોલા ખાય છે. હેમંત અને સમીર સામે જોઈને વૃદ્ધે ખુલાશો કર્યો એના રૂંધાયેલા અવાજનો ભીનાશ હતી કલાક પેહલા જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવા જ નથી રોકાયો અઠાવીશ વર્ષની મારી દીકરી દાઝી ગઇ છે વેવાઈને ફોન ફોન માં કીધું કે શિરયાસ છે તાત્કાલિક આવો અવાજમાં ઠુસકુ

એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઇ માથે રાત જેવું ધાબો છે એટલે ખોટું નઈ બોલું એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો. આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાશ થોડા લંબાઈ તો કમસેકમ એનું મોઢું તો જોવા મળે. એક કદાવર માણસ જાત ઉપર કાબુ ન રાખી શક્યો ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો. ઠપકો ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ કહ્યું સમીરને પણ હવે પસતાવો થતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું i am very sorry પોતાના થેલીમાંથી પાણીની બોટલ કાઢી સમીરને એમના હાથમાં આપી અને સાંત્વના આપી વડીલ ચિંતા ના કારો ઈશ્વર સૌ સારાવાના કરશે તમારી દીકરી બચી જશે લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતામગ્ન દશામાં જ બેસી રહ્યો સમીરે આપેલ પાણી ની બોટલ હજુ એના હાથમાં જ હતી એને પાણી નોતું પીધું વડીલ પાણી હેમંતે એના ખભે હાથ મુક્યો ને પાણી પીવા આગ્રહ કર્યો પાણી તો હવે દીકરીનું મોઠું જોઈને જ પીઇસ તમે તો સમજદાર મોરબ્બી છ દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે સમીરે સમજાવ્યું please બે ઘુંટડા પાણી પીશો તો અમનેય સારું લાગશે એ બંને ખરાબ એથી દિલથી આગ્રહ કરી રહ્યા હતા. એ જોઈને એ વૃદ્ધ પાણી ની બોટલ બાજુમાં મૂકી બે હાથ જોડી ને આખો બંધ કરીને ગરદન ઉંચી કરી જાણે ઈશ્વરને માફી માંગી અને તે અને પછી ત્રણ ચાર ઘુંટડા પાણી પીધું. બહાર ઘનઘોર અંધકાર હતો ટ્રેન સડસડાટ આગળ વધતી હતી.

રણકયો એમને ખિસ્સા માંથી મોબાઈલ બહાર કાઢ્યો સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સા માં મૂકી દીધો થોડીક વાર રિંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થાય ગયો કોનો ફોન હતો હેમંતે પૂછ્યું વેવાઈનો ઉત્તર આપ્યો તો પછી વાત કેમ ના કરી હિંમત હરિ ગયો છું દીકરા વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાય

હિંમત હારીને સો ફાયદો આપણને કોઈનું કઈ બડવા બડાળ્યું ના હોય તો પછી ખરાબ થશે પ્રાભાવિત છો તેટલા બીજા કોઇ લોકો નથી હોતા hotel મા વેલેત તરીકે કામ કરવાની સૌથી ઉત્તમ વાત એ છે કે તમને સારામા સારી car ચલાવા મળે છે. ઘણાં મેહમાન રોલ્સરોય, ફરારી, લેમ્બ્ર્ગિનિ લઇને આવે છે. અદ્ભુત car ચલાવાનો અનુભવ મળે છે. મારુ સપનું હતુ કે મારી પાસે પણ આવી car હોઇ. કારણ કે મને એવુ લાગતુ હતુ તે આવુ કઈક આવું કહી રહીયા હતા. તમે સફલતા હાશિલ કરી લીધી. તમે હોશિયાર છો. તમે ધનવાન છો. તમે મહત્વના છો. તમે મને જુઓ. જો કે જાણવ જેવી વાત એ છે કે મે ભાગ્યે જ તે car ના મલિક ને જોયા હતા. driver જ દેખતો હતો. જ્યારે તમે કોઇ ને સારી car ચલાવતો જોવો છો ત્યારે ભાગ્ય઼ એજ તમે વિચારો છો કે wow આ car ચલાવનર વ્યક્તિ કેટલો cool હસે. તેની બદલે તમે વિચારો છો wow જો મારી પાસે આવી car હોત તો લોકો વિચારતા હોત કે હુ કેટલો cool છુ. અર્ધ-જાગ્રુત મન કહો કે ગમે તેમ લોકો આ રીતે જ વિચારે છે. અહિ એક વિરોધભાષ છે લોકો ને એટલા માટે સમૃદ્ધિ જોયે છે કારણકે તેઓને બીજાને દેખાડવુ છે. બીજા લોકો તેને પસંદ કરવા જોયે અને તેના વખાણ કરવા જોયે જોકે આજ લોકો તેમની સમૃદ્ધિ ના વખાણ કરતા નથી. તે તો ઉલ્ટુ લોકો ની સમૃદ્ધિ ને એક માપદંડ તરીકે ગણે છે.

બની શકે તું એવું વિયાચરે કે ત્યારે મોંઘી car જોઈએ છે Fancy ઘડિયાળ જોઈએ અને મોટું ઘર જોઈએ છે પણ હું કહું છું તારે તેની જરૂર નથી તારે ખરેખાર તો લોકો પાસે થી આદર અને વખાણ જોઈએ છે તને એવું લાગે છે કે મોંઘી વસ્તુ થી તને તે મળશે પણ તેવું ક્યારે થતું નથી તેમાં પણ ખાસ કરીને તારે જે લોકો સાથે થી આદર અને વખાણ જોઈએ છે તેની પાસે થી જ તને તે મળતું નથી એક વેલટ તરીકે મે શીખ્યું જ્યારે લોકો hotel આ રીત ફરારી અને અન્ fancycar લઈને આવે છે તે મન mood થયેલો જોવે છે તેવો જેટલી જગ્યાએ જતાં હશે ત્યાં બધાં લોકો તેમને અને તેને car ને આ જ રીતે જોતાં હશે મને ખાતરી છે કે તેવો ને આ લાગણી ગમતી હશે પણ શું તેવો ને ખબર હતી કે મને તેવો ની કોઈ પરવા નથી

જેટલા લોકોએ આવું વિચારીને ફરારી ખરીદી હશે તે લોકો તેના વખાણ કરશે શું તેઓને ખબર છે કે લોકો તેના car થી પ્રભાવિત થઈ રહ્યા છે તેવો car ચલાવનાર વિશે વિચારી પણ રહ્યા નથી શું આ જ વાત લોકો પર લાગુ નથી પડતી તે બહુ મોટા ઘર ખરીદે છે આ જ વાત જે મોંઘા કપડાં ખરીદનાર અને દાગીના ખરીદનાર માટે લાગુ ના પડે પડે જ હું એમ નથી કહી રહીયો કે તમારે સમૃદ્ધ બનવાના સપના છોડી દેવા જોઈએ કે પછી fancy car ન ખરીદવી જોઈએ મને તે બંને ગમે છે આમ મારું એક નિરીક્ષણ છે કે લોકો બીજા પાસેથી આદર અને વખાણ મેળવવા માટે fancy વસ્તુઓ ખરીદીને નાણા ખર્ચે છે પરતું તેનાથી તેઓને ખરી ખુશી કે આદર મળતો નથી જો આદર અને વખાણ

આપણ ફરારીનો વાત હજી પૂરી નથી થઈ હવે ના પ્રકરણમા fast car ની વાત કરવામાં આવી છ Chapter નવ તમે નથી જોતાં એ સમૃદ્ધિ છે તમારી પાસે કેટલા નાણાં છે એ દેખાડવા માટે તમે નાણાં ખર્ચતા હોવ તો એ તમારા નાણાં ઘૂમવાનો સૌથી જડપી રસ્તો છે નાણાંઅંગેના દ્રષ્ટિકોણમાં અનેક પ્રકારનાં કટાક્ષ રહેલાછે તેમાંથી સૌથીવધુ મહત્વ નો જાણવ તમે નથી જોતાં તે સમૃદ્ધિ છે હું જ્યારે લો એન જે લિસ્ટ માં બે હજાર ની સાલ માં વેલટ તરીકે નોકરી કરતો હતો ત્યારે ઓક્સિજન પછી ની સૌથી મહત્વ ની બાબત ભોતિક સુખ સમૃદ્ધિ બનીગઈ હતી જયારે તમે કોઈ ફરારી જોવો છો ત્યારે તમે ભલે car ચલાવનાર પણ ધ્યાન ન આપ્યુ હોય તો પણ તમે વિચારી લો છો કે એ વ્યક્તિ ધનવાન છે મને ધીમે ધીમે ખબર પડી હતી કે દરવખતે તેવું ન હતું ઘણાં લોકો મધ્યમ વર્ગ ના હતા આમ છતાં તેવો તેની આવક નો બહુ મોટો ભાગ car માટે ચૂકવી ને પણ પોતાની જાત ને સફળ માનતા હતા મને એક વ્યક્તિ યાદ છે જેને આપણે રોજર તરીકે આળખીશું તે મારી ઉમર ના જ હતા

એક દિવસ રોજર જૂની હોન્ડા લઈને આવીયા થોડા અઠવાડિયા સુધી તે હોન્ડા જ લઈ ને આવીય મે તેને પૂછ્યું શું શું થયું તે car ની loan ચૂકવી ના શકીયા તેથી car પાછી લઈ લેવામાં આવી હતી તેના ચહેરા પર જરા પણ શરમ ની લાગણી ન હતી તેને હજતા થી જવાબ અપીયો તમે તેના માટે જે કઈ પણ ધારણ બાંધી હતી તે ખોટી હતી રોજરએન્જ લીસ માં આવા અનેક રોજરસ કોઈ એક લાખ ડોલરની car ચલાવનાર સમૃદ્ધ હોઈ શકે પણ તેની સમૃદ્ધિ વિશે તમને એટલી જ ખબર છે તેઓ પાસે એક લાખ ડોલર ની car છે

કારણકે તે માહિતી આપણી સામે હોય છે આપણે લોકો ના બઁક statement જોઈ શકતા નથી તેથી આપણે લોકો ની નાણાંકીય સફળતા માટે જે દેખ્યા તેના પર થી અનુમાન લગાવી છે car ઘર Instagram ના photos આધુનિક મુળીવાદ લોકોને ઢોંગ કરવામાં મદદ રૂપ થઈ છે પણ હકીકત એ છે જે તમે નથી જોતાં તે સમૃદ્ધિ છે તમે fancy car ન ખરીદો એ સમૃદ્ધિ છે તમે હીરો ન ખરીદો ઘડિયાળો પેહરો રાતી નથી કપડાં પણ જુના થઈ જઈ છે સમૃદ્ધિ એવી નાણાંકીય મિલકત છે જેને તમે જે વસ્તુ માં જે જોવો છો તેને પરિવતી કરી શકતી નથી જો કે આપડે સમૃદ્ધિ એ રીતે નથી જોતાં નથી કારણકે આપણે જે જોઈ કરતાં નથી તેને માનતા નથી ગાયકી રેહના એ પણ નાગારીનો સામનો કરવો પડીયો હતો કારણકે તેણીએ વધુ પરતો ખર્ચ કરી નાખીયો હતો તેને નાણાંકીય સલાહકાર પર કેસ કરીયો હતો ત્યારે તેની સલહકાર કહ્યું હતું શું મારે તેને કહેવાની જરૂર હતી કે જો તમે વસ્તુ પર ખર્ચ કરશો તો તમારી પાસે અંતે વસ્તુ જ હશે નાણાં નહિ તમે આ વાત વાંચી હસવા લાગશો પણ હકીકત એ છે કે હા લોકો આ વાત સમજવી પડે છે જયારે લોકો એમ કહે છે મારે મીલીનીર બનવું છે ત્યારે લોકો એમ કહી રહે છે કે તેઓ ને મિલિયન ડોલર ખર્ચવા છે જોકે આ વાત મિલિયન બનવાની તદન વિરુદ્ધ છે રોકાણ કાર બિલે મને એક વાર લખ્યું હતું જો તમારે ધનવાન અનુભવું હોય તો સૌથી જડપી રસ્તો છે સારા માં સારી વસ્તુ ખરીદવામાં વધુ પડતો ખર્ચ કરી નાખો જોકે ધનવાન બનવાનો રસ્તો એ છે કે તમારી પાસે જેટલા નાણાં છે એટલા જ ખર્ચો અને જે નાણાં નથી એ ના ખર્ચશો આટલી વાત સરળ વાત છે આ ઉતમ સલાહ છે પણ તેના થી લાંબા ગાળે ફાયદો ન પણ થાય સમૃદ્ધ બનવાનો ખરો રસ્તો એ છે કે તમારી પાસે જે નાણાં છે

જો તમને આ બને વચ્ચે નો તફાવત નહિ ખબર હોય તો તમે નાણાં માટે ખોટ નિર્ણય લેશો ધનવાન એ તમારી હાલ ની આવક છે જે વ્યક્તિ એક લાખ ડોલરની car ચલાવે છે એ ધનવાન કહી શકાય કારણકે તેની આવક એટલી તો છે કે તે car ના loan ના નાણાં દર મહિને ચૂકવી શકે આ જ વાત મોટા ઘર ધરાવનાર લોકો ને પણ લાગુ પડે છે ધનવાન લોકો ને શોધવા અઘરા નથી તેઓ પોતાની જાતને પ્રખ્યાત બનાવવા માટે કોઈ પણ રસ્તો અપનાવે છે પણ સમૃદ્ધિ છુપાયેલી હોય છે તે ન ખર્ચાયેલી આવક છે સમૃદ્ધિ એક વિકલ્પ છે જેમાં તમે કઈક ન ખરીદવાનો નિર્ણય લો છો સમૃદ્ધિ ના કારણે તમને એન અનેક વિકલ્પ મળે છે flexbility મળે છે વિકાસની તક મળે છે તમે થોડા સમય બાદ વધુ ખરીદી શકો તેના માટે સમૃદ્ધિ ભેગી કરવી જરૂરી છે આ વાત ને ડાયટ અને કસરત ના ઉદાહરણ થી સમજીએ વજન ઊતરવું એ અઘરું કામ છે જે લોકો કસરત કરે છે તેના માટે પણ અઘરું છે the body નામના પુસ્તક માં બિલબરાઇન ઉલેખ કરીયો છે કે

બે ગણી વધુ કેલેરી જેટલું ખાય લે છે શક્ય એ છે જો તમે કસરત કરી ને વધુ પડતું ખાય લેશો તો કસરત નો કોઈ મતલબ જ નથી જોકે મોટા ભાગ ના લોકો એવું જ કરે છે કસરત એ જાણે ધનવાન જેવી લાગણી છે તમે એમ વિચારો છો કે મને બહુ કામ કર્યું હવે મારે મારી જાત ને party આપવી જોઈએ હું કઈ મસ્ત ખાવાનું order કરું જ્યારે સમૃદ્ધિ એટલે પોતની જાતને party ન આપવી અને હકીકત માં કસરત થકી કેલેરી બળવી આ કામ અઘરું છે તેના માટે સો શિસ્ત ની જરૂર પડે છે તમે શું કરી શકો છો અને તમે શું કરવાનું પસંદ કરો છો એ બંને વચ્ચે નો તફાવત સમજવો જરૂરી છે જોકે સમસ્યા એ છે કે ધનવાન આદર્શ લોકો શોધતા સહેલા છે પણ એવા લોકો કે જે સફળ છે અને સમૃદ્ધ છે પણ તેની સમૃદ્ધિ બધા ની સામે છતી નથી હોતી આવા લોકો શોધવા અઘરા છે હા સમૃદ્ધ લોકો વસ્તુ ખરીદવા માટે નાણાં ખર્ચે છે

આપણે એ નથી જોતાં કે તેઓ પાસે કેટલી બચત છે તેઓના Retirement account કેટલા છે અથવા તો તેઓ નું શું રોકણ છે આપણે એ જોઈ છે કે તેઓ કેવું ઘર ખરીદ્યું હશે તેઓ કેવું ઘર ખરીદી શક્ય હોત તેવી સમતા મોટાભાગ ના લોકો ને સમૃદ્ધ બનવું છે તેઓ ને સ્વતંત્રતા અને flexibility જોઈએ છે જો તમે બધા નાણાં વસ્તુઓ ખરીદવામાં વાપરી નાખશો તો તમે સમૃદ્ધ નહિ બની શકો પણ આપણે એ માનસિકતાથી ટેવાઈ ગયા છે કે આપણે જે નાણાં કમાઈ કે એને ખર્ચવા જરૂરી છે પણ ખરેખર તો સ્વ મર્યાદા આપણે સમૃદ્ધ બનવામાં મદદ રૂપ થાય છે પણ આ સમૃદ્ધિ ને જોઈ શકતા નથી તેથી આપણે તેને વિષે શીખવું પણ અઘરું લગશે

તે ઘણાં લોકો ના નાણાંકીય બાબત માં આદર્શ બની ગયા હતા તેને social media પર પણ સરના મળી હતી પણ તે જીવતા હતા ત્યારે કોઈના આદર્શ ન હતા કારણકે કોઈ ને સમૃદ્ધિ વિષે ખબર જ ન હતી કલ્પના કરો કે તમે મહાન લેખક વાંચી ન શકતા હોવ તો તમારા માટે એક પુસ્તક ખરીદવું કેટલું અઘરું કામ હોય શકે તમારી પ્રેરણા કોણ હશે તમે કોણ વખાણ કરશો તમે કઈ Techniques અને Statergy અપનવશો તમને આ કામ અઘરું જ લગવાનું છે એથી જ ઘણાં લોકો સમૃદ્ધિ હાશિલ કરી શકતા નથી વિશ્વમાં અનેક લોકો એવા છે જે લાગે છે કે મધ્યમ વર્ગ ના પણ ખરેખર સમૃદ્ધ છે તેમને જે લોકો ધનવાન લાગે છે તેઓ ખરેખર લોકો દેવા અને લોન આધારે જીવતા હોય તેવું બની શકે તમે જ્યારે બીજા લોકોનું નિરીક્ષણ કરતા હોવ અને તમારા ધ્યય નક્કી કરતા હોવ ત્યારે આ બાબત પર ખાસ ધ્યાન આપો જો તમે નાણાં ખર્ચી ના શકો તો એ સમૃદ્ધિ શું કામ ની ચલો હું તમને નાણાં બચવતા શીખવુ Chapter ten નાણાં બચવો તમે જે કાબુ કરી શકો છો તેના થકી જ જીવન માં મહત્વ ની ઘટના ઘટતી હોય છે કેવી કેવી અદભુત વાત કહેવાય ને ચલો હું તમને નાણાં બચવા ના ફાયદાઓ વિશે જણાવું બહુ વાર નહીં લાગે પણ આ અઘરું કામ છે નઇ શું લોકોને નાના બચાવવા માટે સમજાવવા જરૂરી છે મારા નિરીક્ષણ ના મતે હા જરૂરી છે લોકો આવક મુજબ તેઓ ને ત્રણ ભાગ માં વેચી શકાય

બીજા અને ત્રીજા પ્રકારના લોકો માટે છે સૌથી પહેલો વિચાર સરળ છે પણ લોકો તેને ધ્યાનમાં લેતા નથી લેતા સમૃદ્ધિ નો સબંધ તમારી આવક અને રોકાણ કરતાં તમારી બચત ના દર સાથે વધુ સંકળાયેલો છે કાર્યક્ષમતાની તાકત કેવી છે એ માટે એક વાર્તા share કરું ઓગણીસો સિત્તેર માં એવો સમય આવ્યો હતો

તેથી હવે તેલ ની વર્તમાન માત્રા પૂરતી ન હતી જોકે આપણી પાસે તેલ પૂરું ન થી ગયું તેના માટે ભગવાન નો આભાર મજામાં મજામાં તમે કેમ છો

બરાબર બરાબર છે બરાબર બરાબર

નથી નથી નથી નથી

બરાબર

આધાર અને પેન અને whoter id સુ છે

હા personal prsonal personal હમ

હા નાં હા coaching coching centre ખોલવું છે coaching centre ખોલવું છે

હા gerenter વડેરા વડેરા છે દિનેશ વડેરા હમ બધું છે એક દમ એક દમ recavnation છે હા ગેરેન gerenter દિનેશ વોગેરા છે

હા થાય

આ શું છે શું છે guranter વદ્રું but

તું તું ગધેડા છે

વ્યાજ વ્યા તું જતો રે બરાબર હા એક દમ તું જકુલા હમ

બરાબર છે બરાબર છે સારું છે બસ કર સારું છે શાંતિ જલા છે